દર્શાવવામાં આવેલ ચિત્ર કોઈક ટ્યુશન ક્લાસ નું દેખાઈ રહ્યો છે.

દર્શાવવામાં આવેલ ચિત્ર એક જળાશયનું છે જેમાં પાણીનો રંગ ભૂરો દેખાઈ રહ્યો છે.

દર્શાવવમાં આવેલ ચિત્ર ધોધનો છે જેમાં પથ્થરો પરથી પાણી નીચે તરફ વહીને પડે છે.

દર્શાવામાં આવેલ ચિત્ર કોઇક દરિયા કિનારેનુ દેખાય રહ્યું છે જેમાં એક મંદિર પણ દેખાય રહ્યું છે.

તેમના હાથમાં એક લાલ રંગની ધ્વજા છે તેમજ તેમણે માથામાં ગજરા નાખ્યા છે.

કેસરી સફેદ અને લીલા રંગથી જય સોમનાથ લખવામાં આવ્યું છે તેમજ આજુબાજુ ઘણું લીલોતરી દેખાઈ રહી છે.

દર્શાવેલ ચિત્ર કોઈ હોટલ નું દેખાય છે જેમાં બે વેઇટરો કામ કરી રહ્યા છે.

દર્શાવેલ ચિત્રમાં એક માટલું તેમજ તેની ઉપર ગ્લાસ દર દર્શાવવામાં આવ્યો છે.

દર્શાવેલ ચિત્રમાં બે મંદિર દેખાઈ રહ્યા છે તેમજ એક ગાય ઊભી રહી હોય એવું દર્શાઈ રહ્યું છે.

દર્શાવામાં આવેલ ચિત્ર કોઈક રૂમ નો દેખાય રહ્યું છે જેમા ઘણી બધી લીલા રંગની ખુરસીઓ પણ મૂકવામાં આવી છે.

દર્શાવવામાં આવેલ ચિત્ર કોઈક ઇમારતનું છે ઇમારતનો રંગ સિલ્વર કેસરી વાઈટ છે જેમાં એક તોરણ પણ લગાવવામાં આવ્યું છે --

થાંભલો પણ દેખાય રહ્યો છે જેને પણ વ્હાઇટ અને લાલ રંગ કરવામાં આવ્યો છે.

હોટલ વંદના એક કાળા રંગની ઇમારત છે અને ઉપર પીળા રંગ કરવામાં આવ્યો છે.